ક્રિએટિંગ એન્ડ વ્યૂઇંગ ઇન્વેન્ટરીઝ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું લોગિન લોગીન પુષ્ઠમાં સુધાર કરીને તેને એડમિન એડમીન પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવું
તમામ પુસ્તકની માહિતીઓ મેળવવી આપેલા પુસ્તકની માહિતીઓ મેળવવી લોગીન કરેલા યુઝર દ્વારા લીધેલી પુસ્તકો દર્શાવવી
અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ 1204 નેટબીન્સ આઇડીઇ 73 જેડીકે 17 ફાયરફોક્સ વેબ બ્રાઉઝર 210 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે જાવા સર્વલેટ્સ જાવા સર્વલેટ્સ અને જેએસપીએસ જેએસપીઝ ની મૂળભૂત જાણકારી
ડેટાબેઝ અને ફીલ્ડો વેલીડેટ કરવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
હવે ચાલો નેટબીન્સ આઇડીઇ પર જઈએ
મેં બુક્સ ટેબલ બનાવ્યો છે
તમે ટેબલમાં વિભિન્ન ફીલ્ડો જોઈ શકો છો
મેં આ ટેબલમાં 10 પુસ્તકો સમાવિષ્ટ કરી છે
આપેલી પુસ્તકોને સંગ્રહવા માટે મેં ચેકઆઉટ ટેબલ બનાવ્યો છે
ચેકઆઉટ ટેબલમાં મેં 5 નોંધણી દાખલ કરી છે
બુક અને ચેકઆઉટ માટે મેં મોડેલ પણ બનાવ્યા છે
bookજાવા આ એક બુક બૂક મોડેલ છે
અને checkoutજાવા આ એક ચેકઆઉટ ચેકઆઉટ મોડેલ છે
હવે બ્રાઉઝર પર આવીએ
ચાલો એડમિન તરીકે લોગીન કરીએ
તો હું યુઝરનેમ યુઝરનેમ અને પાસવર્ડ પાસવર્ડ એડમિન તરીકે ટાઈપ કરીશ
ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરીશ
આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડમિન સેક્શન પેજ એડમીન સેક્શન પેજ પર આવ્યા છીએ
આપણે આ પુષ્ઠ પર ફરી પાછા આવીશું
અત્યારે ચાલો નેટબીન્સ આઇડીઇ પર જઈએ
આપણે જોઈશું કે એડમીન પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવા માટે કેવી રીતે ગ્રીટિંગસર્વલેટ ને મોડીફાય કરવું છે
ચાલો greetingservletજાવા જોઈએ
અહીં આપણે તપાસ કરીશું કે યુઝરનેમ યુઝરનેમ અને પાસવર્ડ પાસવર્ડ ની વેલ્યુ એડમિન નાં બરાબર છે કે નહી
જો હોય તો આપણે adminsectionજેએસપી પર રીડાયરેક્ટ કરવાના છીએ
રિક્વેસ્ટડિસ્પેચર વાપરીને બીજા અન્ય પુષ્ઠ પર કેવી રીતે ફોરવર્ડ કરવું તે આપણે પહેલા જ જોઈ ચુક્યા છીએ
હવે બ્રાઉઝર પર પાછા જઈએ
આપણી પાસે અહીં બે વિકલ્પો છે
આપણે લિસ્ટ બુક્સ રેડીઓ બટન પર ક્લિક કરીશું
ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો
અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે તમામ પુસ્તકોની યાદી છે
તેમાં બુક ઇડ બુકનેમ ઓથોર નામે આઇએસબીએન પબ્લિશર ટોટલ કોપીઝ અને એવેલેબલ કોપીઝ જેવી તમામ વિગતો છે
હવે હું તમને બતાવીશ કે આ કેવી રીતે થાય છે
આઇડીઇ પર પાછા જાવ
હવે ચાલો એડમિન્સેક્શન ડોટ જેએસપી પર આવીએ
અહીં આપણી પાસે બે રેડીઓ બટનો છે
પહેલું બટન તમામ પુસ્તકોની યાદી દર્શાવવા માટે છે
આપણે જોઈ શકીએ છીએ કે એડમિન્સેક્શન ડોટ જેએસપી માં આપણી પાસે છે ફોર્મ એક્શન બરાબર એડમિન્સેક્શન
હવે એડમિન્સેક્શન ડોટ જાવા ખોલો
અહીં આ આપણે ક્લિક કરેલ વિકલ્પ કયો છે તેને તપાસે છે
આપણે લિસ્ટ બુક્સ પર ક્લિક કર્યું હતું
જેથી ક્વેરીનો આ ભાગ એક્ઝીક્યુટ થશે
બુક્સ ટેબલમાંથી પુસ્તકો મેળવવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ
આગળ પુસ્તકોની વિગતો સંગ્રહિત કરવા માટે આપણે એરેલિસ્ટ બનાવીએ છીએ
ત્યારબાદ આપણે રિઝલ્ટ સેટ મારફતે ઈટરેટ કરીએ છીએ
આપણે બુક ઓબજેક્ટ બનાવીએ છીએ
બુક ઓબજેક્ટમાં બુકિડ સુયોજિત કરીએ છીએ
એજ પ્રમાણે આપણે બુક ઓબજેક્ટમાં પુસ્તકોનાં બીજા અન્ય એટ્રીબ્યુટો સુયોજિત કરીએ છીએ
ત્યારબાદ આપણે બુક ની યાદીમાં બુક ઓબજેક્ટ ઉમેરીએ છીએ
પછી આપણે રિક્વેસ્ટ માં એરેલિસ્ટ બુક્સ સુયોજિત કરીએ છીએ
ત્યારબાદ રિક્વેસ્ટડિસ્પેચર વાપરીને આપણે listbooksજેએસપી પર રિક્વેસ્ટ ફોરવર્ડ કરીએ છીએ
હવે આપણે listbooksજેએસપી પર આવીએ છીએ
આ પુષ્ઠમાં એડમીન પુસ્તકોની યાદીને જોઈ શકે છે
અહીં સૌ પહેલા આપણે રિક્વેસ્ટ માંથી પુસ્તકો મેળવીએ છીએ
આ એચટીએમએલ ટેબલ પુસ્તકોની વિગતો દર્શાવશે
હવે આપણે પુસ્તકોની યાદીમાંથી ઈટરેટ કરીશું
અહીં આપણે પુસ્તકની બુકિડ દર્શાવીએ છીએ
એજ પ્રમાણે આપણે પુસ્તકનાં અન્ય એટ્રીબ્યુટો દર્શાવીએ છીએ
આ પ્રમાણે આપણે પુસ્તકોની યાદી દર્શાવીએ છીએ
હવે બ્રાઉઝર પર પાછા આવીએ
લિસ્ટ બોરોવ્ડ બુક્સ પર ક્લિક કરો
અને સબમિટ બટન પર ક્લિક કરો
આપેલી તમામ પુસ્તકોની યાદી આપણને દેખાય છે
તેમાં ટ્રાન્ઝેક્શન ઇડ બુક ઇડ અને યુઝરનેમ જેવી વિગતો છે
હવે હું આઇડીઇ પર પાછો જઈશ
અને તે માટેનો કોડ તમને બતાવીશ
adminsectionજાવા પર જાવ
આપણે લિસ્ટ બોરોવ્ડ બુક્સ પર ક્લિક કર્યું હતું
તેથી મેન્યુસલેક્શન બરાબર લિસ્ટ બોરોવ્ડ બુક્સ થયું છે
લિસ્ટ બુક્સ માટે કરેલ પગલાઓ અહીં કરીશું
ચેકઆઉટ ટેબલમાંથી લીધેલ પુસ્તકોની વિગતો મેળવવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીશું
ત્યારબાદ આપણે લીધેલી પુસ્તકો મારફતે ઈટરેટ કરીશું
અને તેને રિક્વેસ્ટ માં ચેકઆઉટ એટ્રીબ્યુટ તરીકે સુયોજિત કરીશું
હવે આપણે listborrowedbooksજેએસપી પર આવ્યા છીએ
અહીં આપણે રિક્વેસ્ટ માંથી ચેકઆઉટ મેળવીએ છીએ
આપણે ચેકઆઉટ યાદીમાંથી ઈટરેટ કરીએ છીએ
અને અહીં આપણે ચેકઆઉટ નાં એટ્રીબ્યુટો દર્શાવીએ છીએ
આ પ્રમાણે આપણે બોરોવ્ડ બુક્સ દર્શાવીએ છીએ
હવે બ્રાઉઝર પર પાછા જઈએ
બોરોવ્ડ બુક્સ નાં પુષ્ઠ પર આપણી પાસે હજી એક યાદી છે
એવી આપેલા પુસ્તકોની યાદી જ્યાં કરન્ટ દાતે કરંટ ડેટ એ રિટર્ન દાતે રીટર્ન ડેટ કરતા વધારે છે
કોડ જોવા માટે આઇડીઇ પર પાછા જઈએ
બોરોવ્ડ બુક્સ માં આપણે જેવું કર્યું હતું તે રીતે જ આપણે આ કર્યું છે
ફરક ફક્ત એસક્યુએલ ક્વેરી માં છે
ક્વેરીમાં આપણે કંડીશન આપીએ છીએ return date લેસ થાન now ઓર્ડર બાય transaction Id
હવે હું તમને સામાન્ય યુઝર માટે ઇન્ટરફેસ બતાવીશ
તો બ્રાઉઝર પર પાછા જઈએ
લોગીન પુષ્ઠ પર પાછા આવીએ
હું મધુસેઇન તરીકે લોગીન કરીશ
વેલકમ તરીકે પાસવર્ડ ટાઈપ કરો
અને સાઇન ઇન પર ક્લિક કરો
આપણને સક્સેસ ગ્રીટિંગ પેજ સક્સેસ ગ્રીટિંગ પેજ મળે છે
જેમાં યુઝરે હાલમાં લીધેલી પુસ્તકો છે
તેમાં ટ્રાન્ઝેક્શન ઇડ યુઝર નામે બુક ઇડ અને રિટર્ન દાતે જેવી વિગતો છે
હવે ચાલો આઇડીઇ પર પાછા આવીએ
હવે આપણે greetingservletજાવા પર જશું
એડમીન માટે આપણે જેવું કર્યું હતું તે રીતે જ આપણે આપેલી પુસ્તકો દર્શાવીએ છીએ
અહીં ફક્ત એટલો જ ફરક રહેશે કે આપણને લોગીન કરેલ યુઝરો માટે જ પુસ્તકો દર્શાવવી પડશે
તો આ લાઈનથી યુઝરનામ મળે છે
ત્યારબાદ આપણે બોરોવ્ડ પુસ્તકોની વિગતો મેળવીએ છીએ
જે સાથે કંડીશન રહેશે યુઝરનેમ યુઝરનેમ બરાબર લોગીન કરેલ યુઝર
આમ આપણને સંદર્ભિત યુઝર માટે આપેલી પુસ્તકોની યાદી મળે છે
ત્યારબાદ સક્સેસગ્રીટિંગ ડોટ જેએસપી માં આપણે યાદી દર્શાવીશું
આ પ્રમાણે તમારું સક્સેસગ્રીટિંગ ડોટ જેએસપી દેખાશે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા લોગીન પુષ્ઠમાં સુધાર કરીને તેને એડમીન પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવું
પુસ્તકની માહિતીઓ મેળવવી લીધેલ પુસ્તકની માહિતીઓ મેળવવી અને લોગીન કરેલ યુઝરો દ્વારા લીધેલી પુસ્તકોને દર્શાવવી
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર એમએનસી દ્વારા તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે
સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે ઘટકની પણ પુષ્ટિ કરી છે
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર